ધર્મસાધના નું એંમને પાઠ ની અંદર કીધેલું જ છે ભાઈ ધર્મસાધના નું સાધન હતું. દેવજી અને કાન્જી નવજાત બાળક ને ખાલી જગ્યા ના ઘરે લઇ ગયા, કઈ લઇ ગયા રામજી ના ઘરે, ધનજી ના ઘરે, વેલજી ના ઘરે? વેલજી ને કાન્જી રાતે લઇ ને ગયા હતા ને પાઠ યાદ કરો જન્મોત્સવ એટલે યાદ આવશે. વેલજી ડોસા ને ત્યાં લઇ ગયા હતા બરાબર ને એવુ કે છે ને હવે વેલજી ડોસા છે કે? બરાબર ને પેલો કે કોણ છે? આવું બોલે છે ને? તો આ વેલજી ડોસા ની વાત છે રોગ ના મૂળ માં ખાલી જગ્યા સાથે ના છૂટાછેડા રહેલા છે ચલો, રોગ ના મૂળ માં ખાલી જગ્યા સાથે ના છૂટાછેડા રહેલા છે આહાર, સમજણ. જણ આવશે સમજણ અને જવાબ પણ એ જ આવશે. બરાબર સમજણ સાથે ના છૂટાછેડા રહેલા છે ચલો ચોવીસમુ ખાલી જગ્યા શરણાઈવાળાએ કૃષ્ણજન્મ પર બિભાસના સુર છેડ્યા. કોણ હતું?

કોણ વાગડતુ બીભસના સુર કોને રેલયા હતા? વિચારો કોને વેર્યા હતા? રામદીન? એનું નામ, આવી ખાલી જગ્યા પુછાય ને અટલર એક માર્ક્સ ફટ દઈ ને જતો રહે, તો આપડો નઈ જાય આપડે યાદ રાખીશુ કે ભાઈ રામદીન ની વાત અહીંયા કરેલી છે ચલો નેક્સટ આપડે જોઈ લઈએ ફટાફટ તમારી સામે છે ખાલી જગ્યા નું કીધું બત્રીસ સુધીની, સૌરભ ને એસએસસી માં ખાલી જગ્યા ટકા આવ્યા? કેટલા આવ્યા હતા?

કે તમારે ટાર્ગેટ તો પુરાણું જ રાખવાનું. પેલું કેહવત છે ને નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન, ટાર્ગેટ તો પૂરું જ રાખવાનું અને પુરા આપડા આવશે, આપડે આટલી બધી મેહનત કરીયે છે તમે આટલી બધી તૈયારી કરીને આ session કરવા આવ્યા સાત હાજર પાંચસો જેટલા વિદ્યાર્થીઓ તમને જોવો બીજા જો હું કઈ દઉં જે વિદ્યાર્થીઓ ને દિવાળી પ્રયોગ નો સપોર્ટ જોઈતો હોય આવનારા દસ દિવસ સુધી સારું એવું internet નું પેક લઈ લેજો. internet તમારું જોઈશે. internet હશે તો તમને સપોર્ટ મળશે. નઈતર પછી એવું થશે કે નેટ ખતમ થઇ જશે. session આપડું દોઢ બે કલાક ચાલે, તમારા પાસે internet જ ના હોય, તમે પછી એને જોઈ ના શકો, તમારો સમય બગડે, તો ફક્ત દોઢ થી બે કલાક જ કાઢવાના છે. પણ અને અંદર તમારું ઘણું બધું rivison થઇ જશે, તમને મજા બી આવશે. રામે ખાલી જગ્યા નામ ની ભયંકર રાક્ષસી નો શાક્ષી રાક્ષસી હો ભઈ ચલો,

તમે કઈ રાક્ષસી નો વધ કરેલો? યાદ નહિ આવતું, સવારે જ વાંચીયું હતું, શું આવશે? તાડકા, આવું થાય અમુક જન ને પેપર માં, યાર યાદ આવે છે પણ લખાતું નથી, યાદ આવશે તો લખાય જાય ને એવું કઈ થી થાય, ધુંધળું ધુંધળું, પણ ગમે તે તમે જો તૈયારી છેલ્લે એન્ડ moment પર જોઉં તો તમને આવડવું જ જોઈએ ફટાફટ, છત્રી લેવા લેખક ખાલી જગ્યા જવા તૈયાર થયા. શું કે છે? રાજકોટ તો શું રશિયા જવું પડે ને તોય જઈએ, આવું કોણ કે છે લેખક કે છે ને છત્રી લેવા, આ હશે જવાબ તમારો રશિયા. દાંડો બનયો વનો છે ડાંગવાનો કૃતિ ના સર્જક ને ખાલી જગ્યા નદી સાથે સૂક્ષ્મ નાતો હતો, કઈ નદી? નર્મદા, નર્મદા ની પરિક્રમા તો કરતા હતા. એ, આંબા પટેલ ખાલી જગ્યા જઈ ને વેચવી મૂલવી વછેરી, વછેરી મૂલવી આ લાવ્યા હતા. કયાં થી લાવ્યા હતા? બોલો, બાકરોત્રા, બીલીમોરા, બીલીમોરા આવ્યા હતા તમારા ઘર બાજુ, બીલીમોરા નું કોઈ છે? બીલીમોરા, જો તમને બીજી નવાય ની વાત ક્વ કે અત્યારે આ જે session છે ને એમાં આ બાજુ કચ્છ થી લઈ અને ડાંગ જિલ્લા સુધી અને આ બાજુ સૌરાષ્ટ્ર થી લઈ અને ઉપર કઈ બનસકાંઠા સુધી ના વિદ્યાર્થીઓ અહીંયા કન્નેક્ટ થયેલા છે અમદાવાદ, સુરત, રાજકોટ આપડા ઓગણત્રીસ - ઓગણત્રીસ જિલ્લા ના વિદ્યાર્થીઓ આની અંદર connect થયેલા છે. તો આ ગુજરાત થી સૌથી મોટું sessionlivesession અત્યારે થઈ રહીયુ છે દીવાપુરા યુથ પર અને તમે અને part બની રહ્યા છો, તમને એ દિવસે નવાય લાગશે આ વિડિયો પર જોશો ને તો કાલ ની ડેટ માં લાખો માં view થઇ જશે તમે કેશો એક જ દિવસ માં? હા, તમે ગુજરાતી ના imp વાળા વિડિઓ ખોલી ને જોયો? નઈ જોયો હોય, વિજ્ઞાન વાળા imp વાળા વિડિઓ જોયો? લાખો માં view થવા આયા અને અહીંયા જ થશે બીજે કોઈ જગ્યા એ નય થાય તમને કે બીજે બી થાય છે એ થતા હશે પણ અહીં જેટલા speedily થાય છે એટલા નઈ થાય, બરાબર છે એની હું તમને ગેરંટી આપું છું. અને જો એવું થાય, એવું થાય કોઈ બી વિડિઓ માં એવું થાય તમારે જોઈ લેવાનું એવું થાય તો આપડે ચેનલ ને બંધ કરી દેવાની, બોલો આટલી ઓપન challenge આપું છું બરાબર, આખા જેટલા બી અત્યારે youtube પર વિડિઓઝ મુક્તા હોય ચેનલ છે બધા ને openly chellange છે કે આટલી બધી audience એક સાથે live ની અંદર આટલા બધા view ને shortteram ની અંદર કરી ને બતાવો નઈ થાય બરાબર, દીવાપુરા એટલો experaince છે વર્ષો થી વિદ્યાર્થીઓ ને કંઈક આપીયુ છે એટલે વિદ્યાર્થીઓ ને પ્રેમભાવ આપ્યા છે તમે જોવો છ લાખ પચાસ હજાર થી સાત લાખ subscriber અને સાત લાખ થી ટૂંક સમય માં સાત લાખ પચાસ હજાર પણ બી થઈ જશે. અમે celebration સાત લાખ પચાસ હજાર નું જ કરવાના છે. કેમ કે કેટલું speed માં, કાલે સાત લાખ થયા, આજે સાત લાખ દસ હાજર થઇ ગયા. હજુ તમે બે-ત્રણ દિવસ રહી ને જોશો ને સાત લાખ વિસ હાજાર પચીસ હાજર થઈ જશે અને પરીક્ષા પતશે ત્યાં સુધી વાહ, પચાસ હાજર, તમે કરવાના જ છો મને વિશ્વાશ છે. આંબા પટેલ ખાલી જગ્યા જઈ ને વછેરી મૂલ્ય આવ્યા તા તો એનો જવાબ આવશે બાબરા, બાબરા, વાર નઈ હા, બાબરા પણ એવું બી યાદ રાખો વાંધો નય, વસુદેવ કૃષ્ણ ને લઇ ને ખાલી જગ્યા લઇ ગયા હતા, ક્યાં ગયા હતા? દ્વારકા, મથુરા, કે ગોકુલ? કઈ ગયા હતા? વસુદેવ કૃષ્ણ ને ટોપલા માં બેસાડી ને લઇ ગયાતા ને પાછળ શેષનાગ આવતો તો પછી કઈ ગયા તા? મથુરા? દ્વારકા? દ્વારકા તો ભગવાન મોટા થયા ત્યારે આયા તા, એટલે દ્વારકા તો નઈ આવે. મથુરા? ના ગોકુલ, બરાબર, નંદ ઘેર આનંદ ભયો જય હો નંદલાલ કી, ગોકુલ મેં આનંદ ભયો, એલા ગોકુલ આવશે બરાબર વસુદેવ ત્યાં લઇ ગયા હતા, ફોરામ ને ખાલી જગ્યા નો રોગ થયો હતો ચિકનગુનિયા થયો હતો કમળો કે ટાયફોઇડ? ફોરમ સૌરભ ની બેન રેસ માં ઘોડા પાઠ નું આ છે આ, એને કમળો થયો હતો. ભઈ, ચલો ગુણવંતા ને ભારત સરકાર ના ખાલી જગ્યા પુરસ્કાર થી સમ્માનિત કરવા માં આવ્યા છે. તો ભારતરત્ન, પદ્મવિભૂષણ કે પદ્મશ્રી વિચારો? જો હવે આની અંદર પદ્મશ્રી આવશે. પણ મારે તમને બીજું કેવું છે કે જયારે બી તમે આ પ્રકસર ની ખાલી જગ્યા ના પાઠ ની તૈયરી કરો ને તો આગળ, લેખક નો પરિચય અને પાછળ ભાષાવિભક્તિ આવું આપેલું છે એની અંદર થી બી objective એક કે બે બી પુછાય છે ખરેખર આ secret છે વિદ્યાર્થીઓ ને એ દિવસે ખબર પડે છે હું તમને કઈ દઉં છું તમારે આગળ લેખક ના પરિચય બી નજર રાખવાની, કયો પાઠ કોને લખેલો છે, ક્યાં પુસ્તક માંથી લેવામાં આવેલો છે. એનો રચિયતા કોણ હતા? એ રચિયતા વિષે ની થોડી ઘણી માહિતી બી તમને પુછાય સકે છે લેખક નો પરિચય કે કવિ નો પરિચય? અને પાછળ, ભાષાવિભક્તિ ભાષાશુદ્ધિ માટેનું બી કંઈક આપેલું હોય છે શિક્ષક માટેનું હોય છે પણ એના પર બી એક એક વાર નજર કરી લેવાની જે તમને પાઠ નો ભાવાર્થ આપતા હોય બરાબર છે કે આ secret છે note down કરી ને રાખજો કામ લાગશે, ચલો તેત્રીસ થી આડત્રીસ ફરી થી અપડે finalise પર આપડે આવી ગયા છે ઉપરવાસ માં ભારે વરસાદ ના કારણે ખાલીજગ્યા માં ઘોડાપુર આવ્યા હતા, અલા, ફરી આયુ ને કઈ આયા હતા? શેત્રુજ્ય નદી માં આવ્યા હતા, ચલો, ખાલી જગ્યા માં ચોપડો ગણિત, ચોપડો ગણિત સત્તર પંચા પંચાણું નું હતું, પણ શાહુકાર નો ચોપડો સત્તર પંચા પંચાણું એવું ગણાય, અને પેલા જે વ્યાજે પૈસા લીધા હોય એને તો આખો જ ફોલી ખાય બરાબર ને છેલ્લે એટલે તો લેખકે ચોપડો ફાડી નાખ્યો હતો, ચન્દ્રકાન્ત પંડ્યા એ એન રાતો ચોપડો ફાડી નાખવા પાછળ નું લેખક નું મનોમંથન વર્ણવો impquation બરાબર ને આવડે છે ને તમને ના આવડે તો કાલે તૈયાર કરી લેજો, આપડે પ્રિપેરેશન માટેનો બી વિડિઓ વગેરે મુકીશુ થોડુંક જે તમને જેને કે એક દિવસ માં આખે આખું સિલેબસ રિવીસન કરવાનું હોય મોર્નિંગ ની અંદર આપડે એક વીડીઓ આપી દઇશુ.

ઓમ હાસ્યમ, ડાંગરવાના અને કૃતિ ના સર્જક ને ખાલી જગ્યા શહેર પ્રિય હતું, કયું હતુ? ગળતેશ્વર, શરનાયેશ્વર કે અંકલેશ્વર, તો જવાબ આવશે અંકલેશ્વર મનીષા એ ખાલી જગ્યા ના હુમલા થી સુરતી કુટુંબ ને બચાવ્યુ હતું. દીપડો કે સિંહ? રીંછ? રીંછ, બરાબર, ભૂલી ગયા કે એકાંકી માંથી લેવામાં આવેલું છે એટલે આવડિયું હશે, આડત્રીસ માંથી તમારી કેટલી ખાલી જગ્યા સાચી પડી, એ હવે તમારે મને comment કરી ને કેવાનું છે એટલે જ મેં એને કીધું કે નોટ અને પેન જોડે રાખજો જેથી કરી ને counting થાય, પ્રોપર એક એક પાડતું જવાનું ભાઈ મારી સાચી કે ખોટી? સાચી કે ખોટી? અને છેલ્લે ફટાફટ કોઉન્ટીંગ કરી ને comment કરશો તો ખબર પડશે કે તમે કેટલા લેવલ પર છો તો કાલ નો દિવસ પણ હજુ આપડી પાસે છે કાલ ની રાત પણ હજુ બી આપડી પાસે છે પણ જુકના નહીં હે, બરાબર માર્ક્સ તો પુરે પુરા જ લાવાના છે, નિશાન આપડે target પુરેપૂરું જ છે આટલી બધી મેહનત કરી છે આખા વર્ષ દરમિયાન, આટલે બધે સુધી આવ્યા છે ending આપડી નાવડી ડૂબી જાય, ના એવું તો કદી ના થાય ગમે એવું પેપર આવે, તમને આ પ્રકાર ના ક equation પ્રેકટીસ કરી હશે, definatly તમને એ દિવસે પેપર હાથ માં આવશે ને તમે કેસો યાર સાહેબે જે કીધું હતું એ પ્રમાણે નું અમને આવડી ગયું બધું બધુજ તો લખી નાખવાનું, બરાબર છે તો ખાસ કરજો કરી ને જશો તો benefit થશે, હવે આપડે કાવ્ય ની ખાલી જગ્યા લેવાની છે જેના થર્ટી out of થર્ટી એઈટ અને જેના થર્ટી એઈટ માંથી થર્ટી એઈટ આવ્યા હોય ખરેખર એ વિદ્યાર્થીઓ ધન્ય છે એમને આવડિયું, આને ફરી થી કાવ્ય આધારિત, બરાબર રેડી, એક વાર હાર્ટ નો symbol મોકલી દો તમારા બધા માટે, હાર્ટ નું symbol મોકલી દો, તૈયારી તમારી એકદમ speedily થઇ રહી છે કલાક થવા આયો છે આપડે ચોથા રાઉન્ડ પર આવ્યા છે સાત round કરવાના છે થોડોક સમય લાગશે બીજો પણ તમને મજા આવશે, બરાબર છે, તમને નાઈ મને તો છાસ આપો યાર, નવી લઈ આવો, બરાબર છે હું છાસ પીસ ચાલુ ની અંદર મને તરસ બરસ લાગે તો ગરમી પણ છે જે વિદ્યાર્થીઓ નવા આયા ભઈ એ હાર્ટ નો સિમ્બોલ મોકલી દો મજા આવતી હોય તો, યસ તો જ સેશન આવા જશે દીવાપુરા તો જ સપોર્ટ કરશે, જો તમે તમારો સપોર્ટ આપશો અને એ દિવસે ખાસ પેપર ની અંદર તમને benefit થાય ને તો open challenge તમને આપું છું છું તમને આ session થી આપડા આએએમપી imp થી પેપર ની અંદર benefit થાય ને તો બીજા વિદ્યાર્થી ને કેવાનું, બરાબર કા તો એ દિવસ થી ચેનલ જોવાનું જ બઁધ કરી દો unsubscribe કરી દેજો, ભલે સાડા સાત લાખ લાખ નો આપડો target છે પાંચ લાખ વિદ્યાર્થી થઇ જશે ને તો ચાલશે ઓપેનલી ચેલેજ આપું છું ચેનલ ને રીતસર નું ઘરે આયી ને unsubscriber કરી દેજો બરાબર જો તમને આ સેશન આપડા આપેલા imphelpful ના થાય તો આટલું બધું openly તમને કોણ કે આટલું definitly તમને કવ છું મારી વાત ને માનજો, તૈયારી કરજો, practice કરજો આ સેસનો ની અને પછી ગ્રામર કેવી રીતે કરવાનું એ પણ ગ્રામર સેશન આવે એટલે ક્વ છું, એ doubt clear થઇ જશે ચલો તો ખાલી જગ્યા કાવ્ય આધારિત આપડે લઈ લઈએ, મારી માટે છાસ આવે છે હું છાસ પીસ ચાલુ ની અંદર ચાલશે ને, થોડુંક આમ ઠંડક થઈ જાય ને પેટ માં, યોગ્ય વિકલ્પ પસંદ કરી પાઠ્ય પુસ્તક ના આધારે ભણે નરસૈંયો એના તેનું ખાલી જગ્યા કરતા કુલઇકોતર તાર્યા રે, ભણે નરસૈંયો, જો કવિતા માટે હું તમને ક્વ ને એમાં બધી જ કવિતા ના જયારે કોઈએ રાગ નતા બનાવ્યા ત્યારે એટલે કે મેં એકલો જ હતો અને મેં કવિતા ગઈ ને બનાયેલા તમે જોશો ને તએ વખતે એકદમ એવું લાગશે કે સર આવું, પણ હા એવું હતું એ વિડિઓ આપડી ચેનલ પર અવેલેબલ છેઅને એની અંદર કવિતા તમે જો ગઈ લો ને બધી કવિતા ગઈ ને યાદ કરી લો, તો પછી તમને અને અંદર નું કોઈ બી sentense આવે તો ફટ દઈ ને આવડી જાય, તે મને એટલે જ આવડે છે મેં કઈ તમારી જે વાંચતો નોતો સવારે, મને આવડે છે એટલા માટે કેમકે મેં એને કવિતાઓ યાદ છે પાઠ ની આખી આખી સ્ટોરી યાદ છે એટલે હું કરી શકું છું ચલો ભણે નરસિયો તેનો દર્શન કરતા, કુળ થી કુળ થી તેરે તાર્યા રે, બરાબર આવે છે ને વૈષ્ણવભજન ને અંદર, રાતરાણી, રાતરાણી તો કયુ હતું? માધવ ને દીઠ વચ્ચે ગયા રાતરાણી જ્યાં કડતી નાય કે તુર એક ઢૂંઢે કદમ ની ડાળ, જો કાવ્ય ની અંદર આવું જ થઇ જાય સરસ રીતે, સીધો જ જવાબ રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું, આયી ગયો જવાબ, તરત જ ચલો તો ખાલી જગ્યા બનવું દુર્લભ છે તેમાં શું આવશે કુલ દીપક, કુલ દીપક બનવું દૂર્લભ છે કવિ ખાલી જગ્યા ના ઉડતાની આવવાની ઈચ્છા વ્યકત કરે ઉડતું આવે જો અહીં મોર પીછ તો તો અમે

સમગ્ર વિશ્વ ખાલી જગ્યા નો આશ્રમ છે પહેલા તો કોનું છે કઈ કાવ્ય નું છે સ્વીકારીને બરાબર વિચારો ને કોઈ કવિતા આવે છે વિશ્વ આશ્રમ સંત નું સંઘ છે આર્ય ભાઈ આયે આયી ગયા છે તો જવાબ આવશે, સંઘ ખાલી જગ્યા ના દર્શન માત્ર થી ઈકોતેર કુળ તરી જાય છે ચલો, વૈષ્ણવજન બરાબર પેલું જ કાવ્ય છે સરસ મજા નું, એટલે જવાબ શું આવશે, વૈષ્ણ્વજન કવિ કહેલી જગ્યા ની છાંયડી તરે બેઠા છે શુ કે છે, મને મહુડી ની છાંય તરે પડી રેવા દે, એટલે બેસી રહ્યા છે ને એટલે શું આવશે જવાબ મહુડી, બરાબર ઠંડી ઠંડી તાળી ને મહુડા એવું તો નઈ ભઈ, ચલો ફરી થી સુર શરણાઈ અને ભીડ દ્વારા ખાલી જગ્યા દ્રષ્ય સ્ફુર થાય છે

સુર, શારણ્ય અને ભીડ આવું ક્યાં થાય? શરણાઈ ક્યારે વાગે? ભીડ ક્યારે થાય? ક્યારે થાય? કયારે થાય? ભઈ ગૌરવ, શરણાઈ હમણાં તારી વગાડી હતી, શરણાઈ બરાબર લગ્ન હોય તો, લગ્ન ની અંદર આવું થાય, મૃત્યુ માં તો કોઈ શરણાઈ ના, જન્મદિન પર બી કોઈ શરણાઈ વગાડે ભાઈ આ હું હું ગાંડિયો છે સવાર માં બેન્ડ બાજા લાવતું હોય ના લાવે, ખાલી આ એક લગન જ હોય જેમાં એવું કરતા હોય, ગાંધીજી પાસે ખાલી જગ્યા રૂપી શસ્ક્ત આ યુદ્ધ હતું, સત્ય નું આ યુદ્ધ, જેની આટલી ગંત માં ઘાક, આવું વાક્ય છે ને, એટલે સત્ય નું આ યુદ્ધ હતું, સગી નણંદ ના વીરા સાથે કાવ્યનાયિકા નો શકતો સંબંધ છે ખાલી જગ્યા નો સંબંધ છે ચલો, નણંદ ના વીરા સાથે કાવ્યનાયિકા નો ખાલી જગ્યા નો સંબંધ છે સગી નણંદ ના વીરા જો આ કરે confuse એવું છે ઘણી બધી જગ્યા નો જવાબ ભી wrong આપેલો છે અ નણંદ છે કાવ્યનાયિકા પોતે ગાય છે ચાંદલિયો ગીત બરાબર એના નણંદ ના વીરા, નણંદ નો વીરો, નણંદ એટલે કોણ થાય? નણંદ કોને કહેવાય? પતિ ની બેન, પતિ ની બેન, એને નણંદ કેવાય, હવે નણંદ નો વીરો નણંદ નો વીરો એટલે ભાઈ, તો નણંદ નો ભાઈ એક તો પહેલી નો પતિ છે એ જવાબ તમારો શું આવશે પતિ? પણ અમુક જગ્યા એ છે ને નણંદો એવો જવાબ આપેલો છે અને તમને wrong આપશે આને બે-બે આવું પુછાય ને ત્યારે તમારો marks જતો રે,

તેની સાથે તો તમારી મમ્મી નો શુ સબંધ? શુ સબંધ? પતિ થાય ને એટલે જવાબ આવશે પતિ બધેય છે બધેય છે આદ્રતા છાઈ તેમાં કંઈક બળવું ભલું એટલે જવાબ આવશે આદ્રતા, ચાલો શીલવંત સાધુ ને ખાલી જગ્યા માં પ્રીત હોય છે શીલવંત સાધુ ને ગાઓ ચલો, વારે વારે નમીયે પાનવાય બદલે નહિ સુ આવશે? સેની ઋતિ જેની સદાય નિર્મળ પરમાર્થ માં,

નૈન ભરીને, કવિ નૈંન ભરીને કોને સંબોધન સંભોધન કરે છે? વીરા ને કે પ્રિયતમા ને, વીરા ને આવશે બરાબર, જુદાઈ ના દિવસો ખાલી જગ્યા સુધી લઇ જશે દિવસો જુદાઈ ના જાય છે? તે જશે

શત્રુઓ જ સજ્જન સુધી દિવસો જુદાઈ ના જાય મિલન આવે કેટલું સરળ છે આવડતું હોય તો

બારકતવરાની નું ઉપમા, બેફામ બરાબર છે બેફામ, ચલો, આપડે એમનું કાવ્ય હતું, આપડી ચેનલ પર પણ એમના પુત્ર એ એવું કીધું કે ભઈ અમારા ફાધર નું કાવ્ય તમે ગાયી ને ના મુકશો અમારું છે પોતાનું એટલે આપડે હટાવી દીધું, બરાબર પણ મને યાદ છે એટલે કબરકતવિરાની નું ઉપનામ છે બેફામ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, પાઠ્ય પુસ્તક ના કાવ્ય પર આધારિત છે મારી તે મોરલી ના ના આભ માં ઉગે છે એક શ્યામ ના તે નમા નો મયંક કેટલું સહેલું છે શ્યામ ના તે નામ નો મયંક, હાયકુ ના બંધારણ માં ખાલી જગ્યા અક્ષર હોય, કેટલા હોય? હાયકુ ના બંધારણ માં કેટલા અક્ષર હોય?

ના હોય, પાંચ સાત પાંચ, બરાબર કેટલા થાય? પાંચ ને પાંચ દસ ને સાત સત્તર, એટલે જવાબ શું આવે સત્તર? પર દુખે ઉપકાર કરે પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે, વૈષ્ણવજન તો તેને રે કહીયે વચન થી વિદાય થતા કવિ ખાલી જગ્યા અનુભવે છે શું થાય છે એને? વતન પ્રત્યે નો વીતરાગ, તિરસ્કાર થાય છે તલસાડ આપડે લઈ લઈએ વતન પ્રત્યે નો શું થાય છે? તલસાડ, ગંગાસતી ને પાનબાઈ ને દિવસ સુધી ખાલી જગ્યા એક એક રચના સંભળાયી હતી, કેટલા દિવસ? એક-બે-ત્રણ-ચાર પત્તા યાદ રાખો, બાવન બરાબર ફિફ્ટી ટુ, બાવન, બાવન દિવસ સુધી એકે એક રચના સંભળાયી હતી, તમે રાજરાણી ના, તમે રાજરાણી ના, અમે રંકરાય ની ચૂંદડી, તમે રાજરાણી ના ચિરસંગ અમે રંક નારની ચૂંદડી ચલો રાજરાણી ના ચિરસંગ બરાબર, જો આ કવિતા ના રાગો તમારે શીખવા હોય આપડી ચેનલ પર available છે એક એક વાર ફટાફટ નજર મારી લેશુ તમને આવડી જશે, સરસ મજા નું ગયી ને કરેલું છે એમાં પણ લખો માં view છે અહીં કશુક ચોંટી ગયું છે યાર રૂમાલ જેવું આવે ને, સૂર્યમંદિરે ગુજરતો હું, સૂર્યમંદિરે ગુજરતો હું ધવલતેજ નો ભૃંગ, છે option માં? ધવલતેજ નો ભૃંગ,

પંચાયત હોય તો ફરી વાંચું, બે-ચાર કે છ પંક્તિ માં માનવીય ભાવ સંવેદન ને વ્યકત કરતો કાવ્યપ્રકાર ખાલી જગ્યા છે સોનેટ, ગઝલ કે મુક્તક? ચલો બે

આહ, મજા આવે, છાસ છે ભઈ ગોરસ? વૈષ્ણજન પથ ખાલી જગ્યા ને અતિ પ્રિય હતું. કોને? ગાંધીજી ગાતા હતા, એટલે ગાંધીજી આવશે ગાંધીજી આ બોવ બનાવતા વૈષ્ણવજન તો એને કહીયે રે જે પીડ પરાયી જાણે રે, હૈયું ઉજરડાય હૈયું ઉજરડાય, રક્ત ટસયા, ફૂટે દિન તેજ મેં ન ન ન, ચલો બીજા મુક્તક માં ખાલી જગ્યા નો મહિમા વર્ણવ્યો છે જો આવું તમને ના પૂછે મુક્તક આપેલું હશે, બરાબર જો બીજું ત્રીજું કે એવું નંબર તો ના યાદ હોય ને કોઈને, તો શું આપશે? બીજું મુક્તક જે વાત છે એમાં કર્મ ની વાત કરેલી છે તો દીપકવાળું હશે જો હશે કદાચ, હું કેવળ હું હોવ છતાં, હું કેવળ હું હોવ છતાં, હું સદા હોવ મહાજાતિ, હું એવો ગુજરાતી કાવ્ય ની અંદર આવે છે છેલ્લે હું એવો ગુજરાતી હું, એવો હું ગુજરાતી, એટલે મહાજાતિ આવશે, બપોર ખાલી જગ્યા નો પ્રતિક છે તો શું આવશે? જીવન ના મધ્યાહ્ન નું, દીકરી સ્વર્ગ માં ખાલી જગ્યા નુ સ્વરૂપ દેખાય છે સ્વર્ગની એકે એક દેહીની ઝલક માં દીકરી સ્વર્ગની એકે એક દેહીની ઝલક માં દીકરી, થઇ ગયું ને, આવડી ગયું, simpal ચલો ફરીથી, ચાંપલિયાની પાંદડી ખાલી જગ્યા ને કહી છે ચાંપલિયા પાંદડી ખાલી જગ્યા ને કહી છે દેરાણી, બરાબર કાવ્ય યાદ હશે, ચાંદલિયો ઉગ્યો સખી મારા ચોક રાતરાણી ખાલી જગ્યા થી નહાય છે

મારે શિર, મારે શિર, વિચારો કાવ્ય કઈ છે, હું એવો ગુજરાત, મારે શિર ભારતમાતા ની આશિષ નો વિસ્તાર મારે શિર ભારતમાતા ની આશિષ નો વિસ્તાર, ચલો ચાંદલિયો કાવ્ય માં ખાલી જગ્યા ઋતુ ની વાત કરવામાં આવી છે થઇ જાય આસો માંસો શરદ પૂનમ ની રાત જો, આસો માંસો શરદ પૂનમ ની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં થઇ ગયું ને, ચલો ખોયડું નાનું હાયકુ ના કવિ ખાલી જગ્યા છે કયુ આવશે? બોલો ખોયડું નાનું આવું આવું હાયકુ લખેલું છે કોને લખેલું છે મોરલી ઠાકુરે લખેલું છે વાચિયું હશે એટલે તમને યાદ હશે, આવું થોડુંક આવે એટલે તમારે વિચારવું પડે, ભારતમાતાએ ગુજરાત પર ખાલી જગ્યા કર્યો છે શું કર્યો છે? મારે શિર ભારતમાતા ની આશિષ નો વિસ્તાર, ચલો આવડી ગયું, કેટલું સહેલું છે, કવિ અશોકચાવડા નું ઉપમા, ઉપનામ કેટલી વખત આગળ બોલી ગયો શું નામ છે એમનું? વિભીન, બરાબર, ખુબ સરસ, આડત્રીસ માં થી કેટલા તમારા સાચા પડ્યા એ તમે મને અંદર comment કહી ડદો, હું થોડું છાસ પી લવ, તમે તો ખાઈ ને બેઠા હસો, હેને ચલો, હવે આપડે એક કે બે વાક્ય ના પ્રશ્નો ના જવાબ જોવાના છે અને એ પતે એ પછી પેલા પાઠ ના પ્રશ્નો ના જવાબ જોઇશુ પછી કવિતા ના એ પતે પછી વ્યાકરણ જોવાંનું છે ekjet કલાક થવા આયો, કલાક થયો ને, બીજો અડધો કલાક જેવો આ session ચાલશે તમને માજા આવશે અત્યાર સુધી મજા આયી છે તો તો છેક સુધી મજા આવશે મજા આયી ને, કવિતા માં તો મજા આવે ને, મને ખબર પેલે થી ગુજરાતી માં interest બોવ છે ચલો ભઈ, આહ માજા આયી ગઈ, વાંધો નાઈ, હવે equation માટે ready રેજો, તમારે ફટાફટ equation વિચારી રાખવાંના છે આના પછી answer લખેલા આવશે, બરાબર થીરટી સેકન્ડ માં એક એક વાર નજર મારી ને વિચારી, કે આનો answer શું આવે? foroly વિચારવાનું છે લખવાનું નથી, પછી direct અને answerdiscussion કરી દઈશ, વિસ જ છે પાંચ -પાંચ ની ચાર slide આવશે મતને answer લખેલા હશે, તમારે answerscreenshot લઇ લેવાનો, બરાબર, પેલું ભઈ timernet ચાલુ કરી દેજો, જેથી કરી ને નવા વિદ્યાર્થીઓ ને ખબર ના હોય, જે નવા જોડા આયા હોય, subscribe બટન દબાવી દેજો, તમને આવા session છેક સુધી મળશે

હા આહ કોઈ પણ ધન ની ઉત્પાદન શક્તિ વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવે ત્યારે ઉત્પાદનના મુખ્ય મુદ્દામાં વારસાગત ગુણો અગત્યના છે પરંતુ વારસાગત ગુણો ઉપરાંત વાસ્ત્રુ માવજત અને સંભાળ ઘણી સારી કાળજી માંગીલે છે કારણકે જો યોગ્ય મવહજાત કે સંભાળ લેવા માં ન આવે તો સારા ઉત્પાદન માટે ના વારસાગત ગુણો કારગત નીવડતા નથી આથીજ વાસ્ત્રુ ની માવજત અને સંભાળ પ્રત્યેદુલક્ષ એવી અ વાસ્ત્રુ ની સારી માવજત અને સંભાળ દ્વારા અપણે સારી અને વધુ દૂધ આપતી ગાયો મેળવી શકીએ છીએ આ માટે તેની માવજત અને સંભાળમાં સામાન્ય રીતે નીચેના મુદ્દાઓનો સમાવેશ કરી શકાય છે જન્મ પહેલા વાસ્ત્રુ ને પોષણ અને માવજત જન્મ પછી ની માવજત તરત ના જન્મેલા વસ્રતુ ની માવજત વસ્રતુ નો ખોરાક વસ્ત્રુ નું રહેઠાણ વસ્ત્રુ ના સીંગડા દૂર કરવા વસ્ત્રુ ને ઓળખ માટે નિશાની અપાવી વસ્ત્રુ ના વધતા ના આંચળ દૂર કરવા વસ્ત્રુ ને રોગ સામે રક્ષણ આપવું અને રોગ રોગ નું નિયંત્રણ કરવું જન્મ પેહેલા વા વસ્ત્રુ ને પોષણ ખોરાક માવજત ગૌશાળામાં વસ્ત્રુ ના ઉછેર નું કાર્ય જન્મ પહેલા પણ અગત્યનો ભાગ ભજવે છે કારણ કે જો વાછરું વસ્ત્રુ ની માતા ને યોગ્ય ખાણ ખોરાક આપવામાં ન આવેલો હોય તો વસ્ત્રુ માતા ના ગર્ભામા પુરેપૂરો પોષણ મેળવ્યા વગર જન્મે છે મૉટે ભાગે વસ્ત્રુ નો ઉછેર જન્મ્યા પહેલા બે થી ત્રણ માસ દરમિયાન થાય છે આ સમય દરમિયાન ગાય ની ખાસ કાવજી રાખાવી જરૂરી છે આ સમય ગાય ને આપવા માં આવતો ખોરાક ફક્ત વસ્ત્રુ ના પોષણ માં અગત્ય નો ભાગ ભજવ તો નથી પરંતુ ગાય ને પોષણ આપે છે આવતા વેંત દર્મિયાન ઉત્પાદન જાળવી રાખવા તેમજ વિહામણ દરમિયાન વપરાતી શક્તિ પછી મેળવવા માટે મદદરૂપ થાય છે ગાભણ થયેલા ધારવાન ને પોષણ અને માવજત ગાય છેલ્લા પચાસ થી સાહીઠ દિવસ દરમિયાન

જો ગાય નબળી હોય તો તેને બે બે પાંચ બે થી અઢી કિલો ધાન સારું નીરણ અને તે ઉપરાંત વધારાના ખોરાક તરીકે દાણ માં દર થી સો થી ડોસ કિલો વજને દોઢ કિલોના પ્રમાણમાં આપવું જોઈએ તદ્ ઉપરાંત તેને કબજિયાત ન થાય તેમાટે તકેદારી ના પગલાં લેવા જોઈએ નહિ તો વિયાણમાં તકલીફ પાડવા ની પુરી સંભવના રહે ગાભણ થયેલા ધા જાનવર ની સંભાળ ગાય ને ખેડવ્યાં પછી થી વિયામણ સમય ની ગણતરી કરી લેવી જોઈએ જે સામાન્ય રીતે બસો પંચયોતેર થી બસો નેવું દિવસ જેટલો થાય જાય છે

ત્રણ point સાહીઠ ગુણ્યા ત્રણ point સાહીઠ ચોરસ મીટર જેટલું હોય છે વિયાણ ઉપર આવેલી ગાય ને પ્રસ્તુતિ ગૃહ થોડા દિવસ માં પેહેલા રાખવી જોઈએ જેથી ગાય તે જગ્યા થી વાતાવરણ થી ટેવાય છે પ્રસુતિગૃહને ભોહતળિયે સાત point પાંચથી પંદર semi દર વાળા ભૂસકે બીજાની ઘાસ ની કુમળી પથારી બનાવી જોયે પ્રસ્તુતિ ગૃહમાં સ્વછતા અને પુરી કાળજી લેવી જોઈએ તદ્ ઉપરાંત પ્રસ્તુતિ ગૃહ માં જે માણસ દેખભાળ માટે રાખે લો હોય છે તે ગાયની સારી રીતે પરી પરિચિત હોવો જોઈએ જેથી વિયાણ વખતે જરૂરી મદદ મળી રહે છે જન્મ પછી વસ્ત્રુ ની માવજત જો વિયાણ બરોબર થયા તો ગાય બચ્ચાં ને ચાટવા માટે અ ચાટવા માંડે છે જેથી બચ્ચા ને શ્વાસો શ્વાસ ની ક્રિયા માં ઉત્તેજન મળે છે શરીર ની રુધિર ભરિશ્રણ ની ક્રિયા બરાબર થાય છે અને શરીર સાફ અને સુથરું સુથરું થાય છે ઘણી વખત નક્સ નક્ષરા ઉપર માદા ના ગર્ભ માંથી ચોટેલું આવરણ શ્વાસ લેવાની ક્રિયા માં અવરોધ રૂપ થાય છે તો વાધરું વસ્ત્રુ મુંજાય જાય છે મરણ ના પામે તે માટે તેન દૂર કરવું પડે છે ઘણી વખત ગયો પોતાના બચ્ચાં ને ચાટતી નથી આ આવતા વખતે બચ્ચા ને ગાય ને દુર રાખી સાફ કરવું અને થોડા સમય પછી ફરી ગાય આગળ લઈજવાય ગાય ને તેની તરફ મમ મમતા જાગે છે અને તે બચ્ચા ને ધાવવા દે છે જો બચ્ચું શક્તિશાળી હોય તો પંદર મિનિટ ની અંદર ઉભું થય ધાવતું થઈ જાય છે નબળા બચ્ચા પોતાની મેં મેળે ધાવણ ધાવી ન શકતા હોય તો તે ને મદદ કરવી અને ખુબ જ નબળું બચ્ચું હોય તો તેને મદદ કરવા થી પણ ધાવીશકતું ન હોય તેને દૂધ ની ટોટી થી દુધ પાવું જોઈએ આ ઉપરાંત તરત ના જન્મેલા બચ્ચા ને ડુંટી તે માતા નો ઉદમ નો સંપર્ક હોય છે ધવ ને નાળ કહે છે અને તે દૂર કરી તેની ઉપર tincture iodine boric powder લગાડ વા જોઈએ જેથી તે ભાગ દ્વારા શરીર ની અંદર રોગ ના જંતુઓ દાખલ નથાય ધણી વખત આ નાળ ખરી જતો હોય છે તેવા સંજોગો માં ડુંટી ની એક કોઈ part થી તેને ની જીવીકરણ કરેલી કતાર થી કાપી નાખવી જોઈએ અને ત્યારબાદતેની ઉપર tincture iodine તેમજ boric powder લગાડવો જોયેએ વસ્ત્રુ જન્મે ત્યારે તેનું વજન કરવું જરૂરી છે કારણ કે જો તે વજન માં ઓછું હોય તો યોગ્ય કાળજી લયશકાય છે તરત ના જન્મેલા બચ્ચા ની સંભાળ તરત ની વીહાએલી ગે જે દુધ આપે છે તેને ખીરું કહે વામાં આવે છે તે ખુબ ઘાટું અને પાક આછા પીળા રંગ નું હોય છે તેની અંદર પદાર્થો નું પ્રમાણ વધારે હોય છે અને તે ઉપરાંત સાળો પ્રજીવોકો વગેરે નું પ્રમાણ વધારે રહે છે ખીરું સાધારણ રેચક હોય છે તેની અંદર સારા પ્રમાણ માં હોય છે એજે રોગ પ્રતિકારક તત્વો

તેયાપાટ ની ક્રિયા માં અંતે ઉત્ત્પન થયેલા તત્તવો દૂર કરે છે આમ ખીરું ત્રણ થી ચાર દિવસ આપવું જરૂરી છે કોઈપણ સંજોગો માં ગાય વાછરડાને

વાસ્ત્રુ દુધ પાવા ની કાળા વાસ્ત્રુ ને ખાસ કરી ને બે રીતે દૂધ પે શકાય છે કુદરતી રીતે અને કૃત્રિમ રીતે એમાં કુદરતી રીતે આ રીટા ની અંદર વાસ્ત્રુ ને તેની માતા સાથે કુદરતી રીતે તેના બુદ્ધિના સમય સુધી ધાવવા દેવા માં આવેછે આરીતે વાસ્ત્રુ નેખુબજ અનુકુળ આવે છે તદુપરાંત આરીત માં તેને પોષણ માટે પુરતું દુધ મળી રહેછે અને વાસ્ત્રુ ને પાચન બાબત ની કોઈ પણ તકલીફ પડતી નથી તદુપરાંત કૃત્રિમ રીટા માં જે કાળજી રાખવી પડે છે તે કાળજી આરીત માં રાખવી પડતી નથી તેથી આ એક સરસ અ સરળ રીત છે પરંતુ આર્થિક રીતે મોંઘી પડે છે કારણ કે વેસર્જન એક વાસ્ત્રુ ને પાનસો ને ત્રીસ liter દુધ પોષણ માટે પૂરું પડવું પડે છે આ રીત વાસ્ત્રુ ને ફક્ત ઘાસ ચારો અને ખાણ ખવડાવવા પડે છે કારણ કે તેની માતા મા માફત પરું પડતુ હોય છે વાસ્ત્રુ ને તેણ થી ચાર માસ પછી તેની માતા થી દૂર કરી દૂધની બીજી બનાવોટ દાખલ તારીકે separate દુધ છાસ પુરી પેડ વામાં આવે છે તદુપરાંત તદુપરાંત વાસ્ત્રુ ને આખા વેતર દરમિયાન પણ ધરાવ ધવરાવવા ની રીત ઘણા ધાર નું ઉપર અપનાવવા માં આવે છે જોકે આરીત આર્થિક રીતે મોંઘી છે જેથી વ્યાપારી આરીતે પરવડે નહિ

આ દુધની ડોલ માં આંગળી રાખી ટીપા ટીપા પીવરાવવા માં આવ છે આ રીતે જ્યાં ગયો આપણા જનવોરો કર તા વધારે દુધ આપે છે ત્યાં અપનાવવા માં આવે છે પણ આપણેત્યાં અમુક dairy farm સિવાય આ રીત અપનાવવા માં આવતી નથી જો આ રીત અપનાવીએ તો ગાય પણ સહેલાય થી દુધ આપતી નથી આમ અલગ અલગ વ્યવસ્થા કરવાથી બચ્ચા ની સારસંભાળ લાય શકાય છે પરંતુ મોટું farm હોય અને જાનવરો ની સંખ્યા વધારે હોય તો આ વ્યવસ્થા દ્રષ્ટિ આ રીતે ઘણી લાભદાયક ગણાય છે આવીરીતે અલગ અલગ આવેલા બચ્ચા ને નીચે ની નીચેની બે રીત માં દુધ પીતા શીખવાડવા માં આવે છે વાસ્ત્રુને દુધ પીતા શીખવાડ વાની રીત ડોલમાં દુધ ભરી ને પાવા ની રીત આરીત માં વાસ્ર્રુને તાજું અને તરત નું દોહેલુ દૂધ પીવરાવવા માં આવેછે અથવ તો ઓરડામાં ઉષ્નતાપનમાં જેટલા ઉષ્નતાપમાં વાળું દુધ ડોલ વાસણ ની અંદર ભરી

નીચે લાયજવી જેથી ડોલ ની અંદર વાસ્ત્રુ મોઢું નાખીને દુધ પિતા શીખી જાય છે પછી હાથ ખસેડી લેવો બીજી રીત માં ટોટી ની રીત જો ઉપર જણાવેલી રીત થી વાસ્ત્રુ નું દુધ પીતા ન શીખે તો પછી તેને ડોલને એક છડે થી રબર ની ટોટી રાખી તે દ્વારા દુધ પીતા શીખવાડવું જોઈએ આમ ઉપરની રીત

આમ ન થાય તો વાસ્ત્રુ ને પાચન માં તકલીફ છે આવા અલગ અલગ રાખેલા વાસ્ત્રુ ને દુધ કેટલું પાવું એ તેના આધાર ના કદ ઉપર રહે છે સામાન્ય નિયમો એવા છે કે દસ કિલો વજન ના વાસ્ત્રા ને એક liter દુધ આપવું જોઈએ અને જેમ જેમ વજન વધતું જાય તેમ તેમ દૂધનો વાતતો વધારો કર તો જવો જોઈએ આમ પ્રમાણ દિવસ માં દરમિયાન ત્રણ સરખા ભાગે આવવું જોયે જે દુધ આપવા માં આવે તેનું ઉષ્નતાપમાન ગાય ના તાજા દોહેલાં દુધ જેટલું રાખવું જોઈએ એટલે કે નેવું celsius થી સો celsius જેટલું ઉષ્નતાપમાન રાખવું જોઈએ વાસણ ની અંદર વાસ્ત્રુ ને દુધ આપવું હોય તે સ્વચ્ચ અને જંતુરહી હોવુંજોઈએ આવા વાસણ તો થી દુધ મપાય સાફ કરી તેનું નિરજીવન કરવું જોઈએ વાસ્ત્રુ ના ઉછેરની જુદી જુદી રીતો વાસ્ત્રુ ના કાળ દરમિયાન જે દુધ માં આપવા આવેછે તે ઘણુંજ મોંઘુ પડેછે છતાં આ સમય તેની વૃદ્ધિ નો અને વિકાશ નો હોય છે તેથી તેને દુધ અન્ય ખોરાક જેવો ઘાસચારો આપીશકાય નહિ માટે નીચે પ્રમાણ જણાવ્યા અવેજ ની આપી શકાય છે ખોરાક આપી ઉછેર વામાં આવે તેની વિગત નીચે મુજબ છે બીજી ગાય ના ધાવણ થી વાછરું નો ઉછેર કરવો આખ્ખું દુધ પાયને ઉછેરવા ની રીત ફક્ત આપીને ઉછેરવાની રીત છાસ આપીને ઉછેરવાની રીત જેવો ખોરાક આપીને ઉછેરવાની રીત બીજી ગાય ના ધાવણ થી ઉછેરવાની રીત આરીતે આરીત કુદરતની રીતે ગણાય છે અને બીજી કરતા જરા વધારે ખર્ચાળ હોયછે આ રીતના બે કે ચાર વાછરુને કોઈ એક ગાય ધવરાવવામાં આવે છે જેમ નાના બાળકો ના ઉછેર માટે ધાર રાખવામાં આવેછે આ ગાય ઘણું ધાવા નું કામ કરે છે

જે પણ વસ્તુઓ છે એનો ઉપયોગ કરી અને પોતાના પશુની સારવાર કરે તો એને ઘરગથ્થુ સારવાર કહેવાય એમાં આપણે જોઈએ તો કે ખરવામુવાસા એટલે કે મોઢામાં ઝાલા પડવા છે પછી સઅ ખડીમાં સાંધા પાડવા છે તાવ છે ઓક મસા માસ શે આંચળ ને બ્લોક થઈ જવું છે આફરો છે અપચો છે